મોઝીલા ફાયરફોક્સમાં પોપ અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે પોપ અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ પસંદગીઓને સુયોજિત કરવું ટૂલબાર કસ્ટમાઈઝ કરવું
પોપ અપ વિન્ડોવ્ઝ અથવા પોપ અપો એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે
તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી
અમુક પોપ અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે જ્યારે અન્ય ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે
પોપ અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો
આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ આવૃત્તિ 70 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ
ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ
યુઆરએલ બારમાં ચાલો વો વો વો ડોટ પોપ યુપી ટેસ્ટ ડોટ સીઓએમ ટાઈપ કરીએ એન્ટર કી દબાવો
આ સાઈટ તમને બતાવશે કે પોપ અપ શું છે
multi પોપઅપ ટેસ્ટ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો તમને 6 પોપ અપ દેખાશે
બેક ઉપર ક્લિક કરો
બીજા 2 પોપ અપ દ્રશ્યમાન થાય છે
જુઓ આ કેટલા કંટાળાજનક છે
ફાયરફોક્સ તમને પોપ અપ અને પોપ અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે
આ એડિટ અને પછી પ્રેફરન્સ ઉપર ક્લિક કરીને કરી શકાય છે
વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન્સ પર ક્લિક કરો
પ્રેફરન્સ વિન્ડોમાં કન્ટેન્ટ ટેબ પર ક્લિક કરો
મૂળભૂત રીતે બ્લોક પોપ અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે
જો નથી તો તમારે તે તપાસ કરવાની જરૂર છે
તેથી ફાયરફોક્સમાં પોપ અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી
હવે તમે ક્લોઝ બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો
તમે એક્સેપ્શનો અપવાદો ને પણ પસંદ કરી શકો છો
એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે
એડિટ અને પછી પ્રેફરન્સ પર ક્લિક કરો
વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન્સ પર ક્લિક કરો
એક્સેપ્શનોને ઉમેરવા માટે બ્લોક પોપ અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ એક્સેપ્શન્સ બટન પર ક્લિક કરો આ એક સંવાદ બોક્સ ખોલે છે
વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં વો વો વો ડોટ ગૂગલ ડોટ સીઓએમ ટાઈપ કરો એલો બટન પર ક્લિક કરો
સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો
હ0વે googleસીઓએમ સિવાયની દરેક સાઈટોમાંથી પોપ અપ અસ્વીકૃત થશે
હવે યુઆરએલ બારમાં વો વો વો ડોટ પોપ યુપી ટેસ્ટ ડોટ સીઓએમ ટાઈપ કરો અને Enter દબાવો
multi પોપઅપ ટેસ્ટ લીંક ઉપર ક્લિક કરો
એક પણ પોપ અપ દ્રશ્યમાન નથી થયું
તમારું પોપ અપ બ્લોકર અસરકારક છે
ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે
મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે
એડિટ અને પછી પ્રેફરન્સ પર ક્લિક કરો
વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન્સ પર ક્લિક કરો પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં કન્ટેન્ટ ટેબ પસંદ કરો
લોડ ઇમેજીસ ઓટોમેટિકલી ચેક બોક્સને નિષ્ક્રિય કરો
સંવાદ બોક્સને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો
હવે સર્ચબારમાં ચાલો ફ્લાવર્સ ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ
ગૂગલ હોમ પેજ માંથી ઇમેજીસ ઉપર ક્લિક કરો પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી
ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે
ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ
ઉદાહરણ તરીકે મેનૂબારને
મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો
અને તેને અનચેક કરો
બસ એટલું જ
મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો
હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો
ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે
ચાલો કેટલાક જોઈએ
ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે
ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો
કસ્ટમાઇઝ પર ક્લિક કરો
કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
સંવાદ બોક્સ અંદર તમને એક પ્રિંટ આઇકોન દેખાશે
આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો
ડોન પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો
ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો
આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે
આપણે હમણાં પ્રિંટ ન કરીશું
તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે કેન્સલ પર ક્લિક કરો
તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો
આ કરવા માટે ટૂલબાર પર જમણું ક્લિક કરી કસ્ટમાઇઝ પસંદ કરો
એડ ન્યૂ ટૂલબાર બટન પર ક્લિક કરો
નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો
ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ
ઓક બટન પર ક્લિક કરો
હવે સેમ્પલ ટૂલબાર ઉપર આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો ડાઉનલોડ્સ કહો
બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો
ટૂલબારને રદ કરવા માટે રીસ્ટોર ડિફોલ્ટ સેટ બટન પર ક્લિક કરો
કંટેંટ્સ એરીયા સમાવિષ્ટ ક્ષેત્ર ને વિસ્તૃત કરવા માટે આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ
યુએસઇ સ્મોલ આઇકોન્સ શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો
સંવાદ બોક્સ બંધ કરવા માટે ડોન પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે પોપ અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું ટૂલબાર કસ્ટમાઈઝ કરવું અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે
એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો
wwwyahoocom સિવાયનાં બધાજ પોપ અપ ને અવરોધો
એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ
વધુ વિગતો માટે કોન્ટેક્ટ એટી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ ઉપર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે જે આઇસીટીએમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન વિશે વધુ જાણકારી httpspoken tutorialorgNMEICT Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર